જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું બોલિયન ડેટા ટાઇપ રીલેશનલ ઓપરેટર અને રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું
આ ટ્યુટોરીયલ માટે હું ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 37 નો ઉપયોગ કરી રહ્યી છું
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે
જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ
રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે
તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે
ટ્રૂ અથવા ફળસે
કન્ડીશન સાચી હોય ત્યારે ટ્રૂ આવે છે
કન્ડીશન ખોટી હોય ત્યારે ફળસે આવે છે
અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે
ગ્રેટર ધેન લેસ ધેન 000113 000013 ઇકવલ ટુ ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ લેસ ધેન ઓર ઇકવલ ટુ નોટ ઇકવલ ટુ આપણે તે દરેકને વિગતવાર જોશું
એક્લીપ્સ ઉપર જાઓ
અહીં આપણી પાસે એક્લિપ્સ આઇડીઇ અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે
મેં બોલેએન્ડેમો ક્લાસ બનાવ્યો છે અને મેઇન મેથડ ઉમેર્યી છે
હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે
ટાઇપ કરો બોલિયન બી બોલિયન કીવર્ડ બી વેરિયેબલનું ડેટા ટાઇપ બોલિયન તરીકે જાહેર કરશે
આપણે આપણી કન્ડીશનનું પરિણામ બી માં સંગ્રહ કરીશું
આપણે વેઇટ વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું
ઇન્ટ વેઇટ ઇકવલ ટુ 45 આપણે તપાસ કરીશું કે વેઇટ ની વેલ્યુ 40 કરતાં વધારે છે કે નહી
બી ઇકવલ ટુ વેઇટ ગ્રેટર ધેન 40 આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ બી માં સંગ્રહો
હવે ચાલો બી ની વેલ્યુ પ્રિન્ટ કરીએ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
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ટ્રૂ છે
ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય
વેઇટ 30 થી બદલો
સંગ્રહો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે ફળસે આવ્યું છે
આ રીતે ગ્રેટર થાન સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે
એ જ રીતે લેસ થાન સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે
ચાલો ગ્રેટર થાન ને લેસ થાન સિમ્બોલમાં બદલીએ
તો આપણે ચકાસીએ છીએ કે વેઇટ ની વેલ્યુ 40 કરતા નાની છે કે નહી
સવે રન આપણે જોઈ શકીએ છીએ અપેક્ષા પ્રમાણે આઉટપુટ ટ્રૂ છે
ચાલો વેઇટ ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ
સવે અને રન કરો
આપણે જોઈએ છીએ કે આપણને ફળસે મળે છે કારણ કે વેઇટ લેસ ધેન 40 કન્ડીશન સાચી નથી
હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ
તે કરવા માટે આપણે બે ઇકવલ ટુ સિમ્બોલ વાપરીશું
લેસ ધેન સિમ્બોલને ડબલ ઇકવલ ટુ સિમ્બોલ માં બદલો
સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ફળસે છે કારણ કે વેઇટ ની વેલ્યુ 40 બરાબર નથી
હવે ચાલો વેઇટ ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ
સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ટ્રૂ છે
આ પ્રમાણે ડબલ ઇકવલ ટુ સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે
કાળજી રાખો કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે
અને આ બિનજરૂરી એરર આપે છે
આગામી આપણે જોશું લેસ ધેન ઓર ઇકવલ ટુ માટે કેવી રીતે તપાસવું
તે કરવા માટે આપણે લેસ ધેન સિમ્બોલ આગળ ઇકવલ ટુ સિમ્બોલનો ઉપયોગ કરીશું
ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો
સવે અને રન કરો
અપેક્ષા પ્રમાણે આઉટપુટ ટ્રૂ આવ્યું છે
હવે લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો વેઇટ ની વેલ્યુ બદલીએ
40 ને 30 થી બદલો
સવે અને રન કરો
આપણે જોઈએ છીએ કે વેઇટ 40 સમાન નથી તેથી આઉટપુટ ટ્રૂ મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે
ચાલો જોઈએ શું થશે જો વેઇટ ની કિંમત 40 કરતાં વધારે હોય
ધારો કે 50 છે
સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ફળસે છે કારણ કે વેઇટ ની વેલ્યુ 40 સમાન નથી
અને તે 40 કરતા ઓછી પણ નથી
એ જ રીતે આપણે ઇકવલ ટુ સિમ્બોલ અનુસરતા ગ્રેટર ધેન સિમ્બોલને ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ચેક કરવા માટે વાપરીશું
ચાલો તેનો પ્રયાસ કરીએ
લેસ ધેન ઇકવલ ટુ ને ગ્રેટર ધેન ઇકવલ ટુ થી બદલો
સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ટ્રૂ છે કારણ કે વેઇટ 40 કરતાં વધારે છે
ચાલો 40 કરતાં ઓછી વેલ્યુ સાથે વેઇટ બદલીએ
ધારો કે 30
સવે અને રન કરો
આપણને ફળસે મળ્યું છે કારણ કે વેઇટ ની વેલ્યુ 40 થી વધારે કે સમાન નથી
પછી આપણે નોટ ઇકવલ ટુ માટે કેવી રીતે ચકાસવું તે જોશું
તે ઇકવલ ટુ સિમ્બોલ સાથે અનુસરતા એક્સક્લેમેશન માર્ક નો ઉપયોગ કરીને કરવામાં આવે છે
ગ્રેટર ધેન ને એક્સક્લેમેશન થી બદલો
આ સ્ટેટમેન્ટ કહે છે કે વેઇટ 40 સમાન નથી અને પરિણામ બી માં સંગ્રહ કરો
સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ટ્રૂ છે કારણ કે વેઇટ ની વેલ્યુ 40 સમાન નથી
ચાલો વેઇટ 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ
30 ને 40 થી બદલો
આપણને ફળસે મળે છે કારણ કે વેઇટ નોટ ઇક્વલ ટીઓ 40 કન્ડીશન ખોટી છે
નોટ ઇકવલ ટુ કન્ડીશન ઇકવલ ટુ કન્ડીશન થી વિરોધી છે એવું ગણી શકાય છે
આ રીતે આપણે જાવામાં ડેટા સરખાવવા માટે વિવિધ રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
ઇન થિસ ટ્યુટોરિયલ વે હવે લર્ન્ટ એબાઉટ થે બોલિયન દાતા ટાઇપ આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા બુલિયન ડેટા ટાઇપ રીલેશનલ ઓપરેટર અને બે વેલ્યુઝ સરખાવવા માટે રેલેશનલ ઓપરેટરો કેવી રીતે વાપરવા
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે બતાવેલ બે સમીકરણો સમાન છે કે નહી તે શોધો
000923 000922 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ 1 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર